હા તો કરવો જોઈએ પણ મને નાઈ લાગતું કે physically disable person પાર તારે experiment કરવો જોઈએ કમ કે તે કહ્યું ને એને accident થયેલો છે તો તારે ના કરાય કેમ કે આ કો technology માં ફોલ્ટ આવે તો તું જવાબદાર ખેડવાઈ શકે છે અને તારા પર કેએસએ પણ થઇ શકે છે અને દાસ વરસ ની જેલ પણ થશે હા મતલબ એતો વાંધો નથી હું એને પેલેથી જ એક લેટર લખીં આપીશ એના પર સઈ કરાઈ દઈશ કે એના પરિવાર ની પુરી જવાબદારી મારી પણ ખેર એતો બે નંબર ની વાત છે એના સિવાય હું વિચારતો હતો કે આ એના માટે મારે દુબઇ જવું પડશે. હ અરે તે સાંભળ્યું છે દુબઇ માં તો જે technology આવી રઈ છે આજ કલ ના દિવસો માં એતો બૌ ખૂબબજ છે advance કમ કે ત્યાં flying cars નું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને flying bikes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 હા ભાઈ મેં સાંભળ્યું છે મેં એમાં અમુક કેટલા drawbacks પણ છે કે એ technology પાર based છે પૂરેપૂરું તેમાં કોઈ માનનુષ્ય નો હાથ છે નઈ તો મારા ખ્યાલ થી અમુક વાર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

નહામૂ પ્રતાપ ભાઈ કે એમાં એ બધા problem રહેલા છે કમ કે તમે જોવોને પેલા કેવું હતું કે આપડે bike કે એકટીવા હતી તે કિક થી ચાલુ કરતા પછી cell start આવ્યું અને હવે તો બસ key લાગવા થી પણ start થઇ જાય છે તો કેવું છે કે

હા એતો છે જ મારા એક society હતા જ એક દિનેશભાઇ થુમ્બાડીયા તો એમણે પન્ન એવું જ થયું તું એમને ખ્યાલ નતો એ mobile માં વાતો કરતા હતા અને bike ચાલુ હ્હતું અને એમને અચાનક રેસ દબાઈ દીધો તો મતલબ એ મતલબ ત્રણ ચાર ગુલાટી ખાઈ ગયા ત્યાંના ત્યાં જ તો મારા કહાયાળ થી આ છે company છે તો એમને થોડું વિચારવું જોઈએ કે કઈ રીતે એને management કરવું આખા bike માં તો સુ ટ્યુ અ મનુષ્ય ને જાન ને ખતરો ના બને આજ બચારા અમારા દિનેશભાઇ છે છે હજુ ઊગ્યા જ છ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 કે એક વાર મેં એવું વાંચ્યું હતું ફેસબુક માં બે robots હતા તો તે કામ કરી રહ્યા હતા તો અચાનક કે તે પોતાની coding language માં વાત કરવા મંડ્યા અને factory ને નુકસાન કરવા મંડ્યા એતો સારું થયું કે તે specialist કે જે scientist કે જે technologist હતા તે હાજર હતા ને robots ને બંદ કરી દીધા કે એક ડેમ તે ખતરનાક આમંત્રણ નો હતો એજ રીતે તમેં બીજી વસ્તુ જોવો કે જે આ ડ્રોન છે તો drown પણ દુરુપયોગ થઇ શકે છે કે parcel delivery બીજી જગ્યાય થઇ જાય ગમેતે તે ગેરફાયદા વિશે પન વિચારવું જોઈએ અને તેની કઈ રીતે તેનો સામનો કરી શકાય જેમ કે આપડે એકમવાર વાત કરી ટી ને electro vehicles માં બેટરી સળગી જાય છે તો આમ fire installation હોય છે prevention કરે છે તેને પણ install કરવું પડે અને એની સાથે કોઈ બીજી instrument કે જ જેમ કે આ smart watch છે તો મેં એવું પણ જોયુલું છે કે smart watch દ્વારા company જે છે એં લોકો ના જીવન પર અ control કરે છે જેમ કે તેમના પાર દેખરેખ રાખે છે કોઈ અમિર માણસ હોય એક દમ જેમ કે મુકેશ અંબાણી

હા એતો છે જ મારા પાપા પણ એવું થયું તું એમને એક unknown number પાર થી કોલ આયો તો એ પણ ખુબ સતર્ક છે મારા જેમ જ તો મતલબ એમને આ complain ને કરી હતી અને ત્યાં એના માટે special crime brance હોય છે તો ત્યાં મતલબ તે લોકો એ trace કર્યો અને એમને જાણવા મળ્યું કે આ fraud number હતો તો મતલબ એ પણ છે કે આપડે જેમ જેમ technology આગળ વધી રઈ છે તો એમ એમ આપડે પણ સતર્ક રેવું જ જોઈએ off course ભાઈ તે હ મારે એક મિત્ર છે એના પાપા છે તે આ રીત ના crime bureau માં છે તો તેમને રોઝ update આપે છે કમ કે તે મારા પાડોસી છે તો એક વાર કહી રહ્યા હતા તો જે આજ ની જે technology છે જેમાં તમે online transaction કરી શકો ચો કરી શકો છો કે એટિએમ થી પૈસા નીકાળી શકો ચો આ બધી technology વિશે તું જાણે છે યુપીઆઈ કે એના વિશે

એ આપડે કરી સકતા નાત તો આજ ના જમાના માં આપડે મતલબ એક ખાલી touch થી આપડે કોઈ બ ticket અને ક્યાંય પણ આપડે જવું હોય તો એના માટે આપડે ગારે બેઠા બેઠા બધું કરી શકીએ છીએ જેમ કે હમણાં એક movie લાગી હતી તો એ મારે ત્યાં cinema ગાર માં જવાની જરૂર હતી નઈ હું અહીંયા ગરે બેઠે બેઠે જ મારી રીતે જ એ movie ticket મેં બુક કરી હતી તો મારા ખયાલ થી આ ખુબજ સર્વ શ્રેષ્ઠ આવિષ્કાર છે અને સૌથી બેસ્ટ કે internet

હા ભાઈ હુંતો બૌ જ જાણું ચુ internet વિશે આપડે વાત કરીએ ને click of the button વિશે કઈ પણ information નીકળી શકીએ છીએ એના સિવાય જો વાત કરુંને તો કહ્યું ને ticket booking તો પેલા કેવું હતું કે ક્યાંય પણ જવું હોય તો બસ સવારે વેલા ઉઠીને પકડવી પડે અત્યાર્રે ઓ બસ નો ટીમે જોવો પડે હવે એવું રહ્યું નથી અને એવું પણ થાય કે સીટ માં જગઞા મળે કે ના મળે હવે એવું રહ્યું નઈ હવે તમે જયારે તમારે જવું હોય એના બે દિવસ કે એક દિવસ પેલા prebooking કરી શકો ચો ગરે બેઠા અને તમારી મનપસંદ સીટ હોય એને તને નક્કી કરી શકો ચો કે અહીંયા હું બેસીસ અને એ પણ એક દમ સારા ભાવ માં જ એને advance booking કહેવામાં આવે છે

પાસપોર્ટ ની ખોટી website બનાઇને કેટલા લોકો સાથે froud કરવામાં આવ્યા એ રીતે મેં કહ્યું ને મારા friend ના પાપા હતા આઈ cyber crime માં હતા police માં હતા તો તેમનેકહ્યું કે યુપીઆઈ transection ના ગાન fraud થાય છે કે તમારા પાર લિંક આવે ને ને તમારા account માંથી પૈસા બધા જતા રહે તેને click કરો તો તો મને લાગે છે કે આના સામેં એક prevention technology પણ આપડે વિચાર કરવો જોઈએ અને લોકો માં જાગૃતતા ફેલાવી જોઈએ કે કોઈ પણ unknown link પર click ના કરે કે એને use ના કરે માણસ ના પૈસા બૌ જ કિંમતી હોય છે કમ કે પુરી જિંદગી કમાઈને ભેગા કરે છે અને આવા cyber crime ના fraud થી હજુ એવું થાય તો ના સારું અને કેટલા social media પર પણ આ atteck થાય છે જેમ કે depression નના શિકાર કરી નાખે છે તેમને હેરાન કરે છે હા મેં આના વિશે મતલબ social media ફેસબુક માં મેં એક કિસ્સો વાંચ્યો હતો કે અમેરિકા માં એક છોકરી હતી તો મતલબ એને કેટલાક હેરાન કરતા હતા કેટલાક દુષ્ટ લોકો અને એ છોકરી બચારી depression માં જતી રઈ એને blackmail કરતા હતા કે એવું something કૈક હતું કે મને પાકકકો ખ્યાલ નથી કે સુ હતું પણ એ દુષ્ટ લોકો હતા એમને police એ પકડ્યા હતા અને ત્યાર બાદ

હા ભાઈ હું પણ એજ કેવાણો પ્રયત્ન કરી રહ્યો છું કે અમુક આવા protection પગલાં હોવા જોઈએ જેમ કે youtube માં કેવું હોય છે કે youtube માં એક kids version આયો છે કે બાળકો ને unnecessary delta કે unnecessary જે વસ્તુ હોય છે એ જોવાથી પ્રતિબંદ મુક્યો છે control હોય છે તેથી દરેકે આ વિશે વિચારવું જોઈએ કે depression નો ભોગ બન્યા તા એ રીતે જેમ કે virtual reality માં games હોય છે blue whales pokemon તો blue whale એ એક એવી game હતી કે જો તે કોઈ માણસ રમતો હતો કે તેને આમ last level જીતવા માટે એને suicide કરવું પડતું હતું

હા એતો વાત સાચી છે કે કોઈ આવી technology કે games ને પ્રોત્સાહન ના મળવું જોઈએ પણ આપડી પણ ફરજ આવે છે કે આપડા મારે સુ સારું છે અને સુ ખરાબ છે એને દયાન માં લઈને જ પગલાં ભરવા જોઈએ હવે આપડે વાત કરીએ કે traffic માટે હવે એક નવી technology આવી છે કે મતલબ મેમો આપડા ઘરે મતલબ જો અપડે કઈ traffic ના નિયમ ને follow ના કરીએ traffic signals ને follow ના કરીએ આપડા ગરે મેમો આવી જાય છે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 તો મતલબ એ એકસો વિસ એકસો ત્રીસ ની speed એ જતો હોય છે ગાડી લઈને તો તેને એક વાર મતલબ police એ પકડ્યો હતો કારણ કે police જોડે એવી technology છે કે ગાડી માં બેઠા બેઠા બીજી ગાડીઓ ની મતલબ speed ને ટ્રેક તો પછી એને એના ગરે direct ત્યાં મેમો ગયો હતો પછી એના પાપા એને ખુબ બોલ્યા હતા હા તો આવ technology નો ઉપયોગ વધારે ને વધારે થવો જોઈએ કે જ over speeding કરે છે તેમને રોકવા માટે કમ કે તેમના over speeding ના નાશા માં સુ થાય છે કે બિચારા અજાણ્યા લોકો ભોગ બની જાય છે મેં પન મારા એક મિત્ર ને આવી રીતે ગુમાયો છે તે તે બિચારો સુ હતો કે મારા uncle હતા ટતે કાંતિભાઈ પટેલ એના છોકરો જ છે એ તે બિચારો પોતાના phone માં game રમી રમતો હતો ને હાઈવે cross કરી રયો હતો પણ તેનું દયાન તો હતું જ કેમ કે એ સારો છોકરો હતો પણ આવા અમુક એક માણસ હતો કે જે એકસો વિસ ની speed એ પોતાની ટાટા હૈરિઅર લઈને આવી રહ્યો હતો જે પોતાની overspeeding માં ખુબજ આગળ હતો તે speed test કારીઓઓઓ રયો હતો અને તેને એ રીતે તેને ફેંકી દીધો હતો કે તેનું માથું બ નાતુ મળ્યું રોડ ઉપર થી તો મને લાગે છે કે આ police એ પણ આવા લેવા જોઈએ ને આવા fraud સામે કે આવી કોઈ ખરાબ આપડા શોખ સામે લડવું જોઈએ હા એતો વાત છે જ મેં તને કહ્યું ને એટલા માટે જ inter septor vehicles છે એના માટે જ use કરવા માં આવે છે કે જેથી overspeeding કરતા હોય એમને પકડી શકાય અને એક બીજી વાત કે અમેરિકા માં તો

તેમાં ખાલી તેમને visuals જ બતાવામાં આવે છે અને મતલબ projects works કરવામાં આપવામાં આવે છે તો મારા ખ્યાલ થી technology નો સૌથી બેસ્ટ use આ ક્ષેત્ર માં પણ કરી શકાય છે તો મને લાગયું કે મતલબ કે આ જે visuals દ્વારા જે જે માધ્યમ દ્વારા જ ભણવામાં આવે છે છોકરાઓ ને તે આપડે ઇન્ડિયા માં પણ લાવું જોઈએ સુ કેઉં હા ભાઈ મેં પણ સાંભળ્યું છે કે visualization તો એમાં અમારી college છે એ સૌથી modern college છે અમારા એરિયા માં તો સુ થયું કે કોરોના પૂરો થયા પછી અમને પણ black bord પર ભણવાની જગ્યા અમને visualization room બનાવ્યા માં આવ્યા હતા કેમ કે કોરોના time માં અમારી college માં કામ ચાલુ હતું

તે ક્યારે experience કર્યો છે online learning technology નો હા મેં મતલબ જયારે અપડે lockdown હતું ત્યારે possible તો હતું નઈ મતલબ કે આપડે offline lecture ભરીએ તો એ દિવસો માં અમારા professor એ બધા online lecture મતલબ કાર્ય હતા એક application આવે છે એક નઈ એવી તો ગણી application હોય છે જેની મદદ થી આપડે online મતલબ વાતો કરી શકીએ ભણી શકીએ તો એ સૌથી best option હતો એ time એ તો એ time એ પણ સુ ભણવાનું અટકે નઈ

હા અને રોઝબરોઝ ની technology માં એક વાર કરું કે food delivery આર્પણ ને કૈક ખાવા જાઉં હોય તો કેવું હતું કે હોટલ માં જાઉં પડતું ને order કરવા પડતા પણ હવે એવું નથી હવે તો લોકો ગરે બેઠા પાનમ મંગાવી શકે છે જેમ કે કોઈ ને birthday party નું આયોજન કરવું હોય કે કોઈ ને કઈ celebration કરવું હોય તો તે ઝોમેટો સ્વિગી જેવા option થી નવી નવી technology દ્વારા તે food delivery તે પોતાના ગરે લાવી શકે અને એક દમ ઓછા સમય, માં એ પોતાના ગરે બધું ખાવાનું ખાઈ શકે છે હું અને મારા friend છે જયારે ભેગા થઈએ તો ઝોમેટો સ્વિગી દ્વારા delivery કરીએ છીએ અને અત્યાર ની technology નો આનંદ પણ માનીએ છીએ અને તે એક ડેમ fresh and hygienic food હોય છે તો તમારું સુ કેવું છે કે આ new income technology માટે હા આતો મેં પણ સાંભળ્યું છે કે આજ કાલ મતલબ બેઠા બેઠા પણ આપડે order આપી શકીએ છીએ પણ મારા ખ્યાલ થી આપડે જ hotel માં જઈ ને જે ખાઈએ મતલબ નાસ્તો કરીએ friends સાથે વાતો કરીએ તો એવી તો માજા ના આવે ગરે બેઠા બેઠા પણ હા એ વસ્તુ તો છે કે કૈક વરસાદ બીજો હોય અને કાંઈ કારણ સાર બાર ના જય શકીએ તો પછી આ આપડે મતલબ એ application નો use કરીને એનો મતલબ હા એને આ

હા તો ચાલો ભાનુપ્રતાપ ભાઈ એક કામ કરીએ કે આપડે આ data તૈયાર કરી નાખ્યો કે આજ ની discuss કરી લીધું તો આપડા માટે બૌ જ વાત કરવા માટે topic રહેલા છે અત્યારે પણ મારી પાસે અમુક અમુક topic રહેલા છે કે જે નવી નવી tecnology રાજેસ્થાન અને તમારા ઇન્ડિયા માં અને બહાર ના દેશો માં આવેલા છે પણ અત્યારે શું છે કે હું મારા project ના એક દમ final stage માં છુ મને લાગે છે કે આવા નું જે competition છે જે ડેફી તમારી help માં મળે મને તો એક કામ કરિએ next time મલિએ તો એ બને વધારે discuss કરીશું અને અન પર એવા એવા topic આવનારા future માં possible થયી સકે

કે જેમાં, આપડે કર્ણ સમાવતા દરવાજો ખૂલી જતો હતો, આ સમસ્યા પેટી માં ભૂખી બિલાડી મુકી, અને સમસ્યા પેટી ની બહાર બિલાડી ને દેખાય એમ મૂક્યો હતો,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 તેમાં અચાનક, તેનો પંજો સમસ્યા પેટી ના ખુલવાના કોર પર છતાં દરવાજો ખુલી ગયો, તે સમસ્યા પેટી ને ખૂલવું એ એક આકર્ષક, પ્રશ્ન હતો, કે તે સમજ પૂર્વક, ફલ દબાવી નો હતી, એટલે જ નહીં, આ ફલ દબાવા થી દરવાજો ખુલ્યો છે? એવું પણ એની ખ્યાલ નો હતી અને તેથીજ બિલાડી ફરીથી સમસ્યા, પેટી મૂકવામાં આવતાં, જેને પહેલા નો જેવો, વયથ, પ્રયત્ન ચાલુ કર્યો તેથી બિલાડી ને કડ અને દરવાજા વચ્ચે નો સબંધ થી સમય પ્રાપ્ત થઈ ન હતી તે બાબતે સમર્થન મળી ગ્યું આ હેતે,

સામાન્ય રીતે, પ્રયત્ન અને ફૂલદ્વરા મેળવવાના સિક્ષનો માં જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ, પ્રયત્ન, માટે લાગતા સમય માં લોન પ્રાપ્ત, ઘટાડો થયો થાય છે? અહીંયા પણ બેહાડીનો પનન પ્ર્યોગઆત્મક પ્રયત્નો, વધતાં સમસ્યા પેટી ખોલવાના સમય માં પણ લોન પાત્ર ધટાડો જોવાં મળ્યો, પ્રથમ દિવસે બિલાડી ને પગ દબાવી સમસ્યા પેટી, ફકત દસ સેકન્ડ માં જ સમસ્યા પેટી નો દરવાજો ખોલી બહાર નીકળી ખોરાક, મેળવવાનું સિક્ષ્ણ પ્રાપ્ત કરી લીધું હતું, આમ પ્રયત્ન અને ભુલો દ્વારા, મળતાં સિક્ષન શરૂઆતમાં દિવસોનો, ભુલો વધારે જોવા મળે છે? પરતનું, જેમ જેમ પ્રયત્નો વધતાં વધતાં જાય છે? તેમ તેમ સમસ્યા અંગો નું સમજ પ્રાપ્ત થતું હોય છે? છેવટે ભૂલો પ્ર્યત દ્રારા શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે? ત્રીજું આપડે જોઈએ તો? અભિસનતાન, દ્રારા સિકશ, અભિસનતાન એક જોડાણ અભિસનતાન શિક્ષણ એક કરાર છે? તે સાહર વાત ઉપર આધારિત છે? મુલ્ય સતત, ઉદ્દીપક દ્વારા ઉધિપ તરીકે

આ પ્રકારની, શિક્ષણ મા, વ્યક્તિની થતી અનુભવીઓ સવનધી કપ મગજ મા જોડાણ થાય છે? અને તેથી તેજ ઉદ્દીપકરજૂઆત થતાં અન્ય ઉધીપ ને, સમુદિધ આપી જય છે?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 પ્રેઓવિથ વાપોએ ક્રિયા પાચન ક્રિયાનો, અભ્યાસ કરતાં, હતાં અનેક પ્રયોગો ફરી અભિસંતાંન સમજાવયુ છે? આ અભી સંતાન પરંપરાગત હોવાથી સાત્ય, અભી સંતાન અથવા રૂઠ અભી સંતાન તરીખે પણ ઓળખાય છે? એમાં આપડે જોઈએ તો એના કુલ બે પ્રકાર છે? પ્રશિસ્થ, અભી સંતાન ન પ્રયોગ, રશિયન સહિત પાસ થી દીવાન તેનો ભાવલોયે, પોતાના પ્ર્યોગ માટે એવું સાધન બનાવ્યું, કે જેમાં કુતરાને સ્ટેન ઉભો રાખી, તેના માંથા માંથી ચાલતી લાલ રસ સામાન્ય સમાય માપન સ્ક્ય બને,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 હવે તેમને ઘન્ટી વગાડી, જેના અવાજ થી કૂતરાના, કોઈ પ્રતિક્રિયા જોવા મળી નઈ, પરંતુ ખોરાક રજૂ કરતાં કૂતરાના મોહ માં લલચરન જોવા મળ્યુ, હવે તેને ખોરાક અને ગન્ટી રજૂઆત વારંવાર એક સાથે, એક સાથે પડી આમ આ પ્રકારની રજૂઆતમાં, લાલ પુનઃ, ફ્કત ગન્ટીનો અવાજ સાંભળી ને, કૂતરાના મોહ માં લાલ જાળવણી પ્રક્રિયા, જાખ મલી ઘંટી નો આવાજ માત્ર, સાંભળીને કૂતરાના ખોરાકના અપેક્ષા જન્મ ટી હતી,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 પ્રશિષ્ટ, અભી સંતાન સમજ માટે તેનાં કેટલાંક પારી ભાસિક સબ્દો ની સમજ મેળવવી, અનિવાર્ય છે તો, અવનું એમાં તે અવની દીપક, જેવું દીપક કુદરતી, સ્વભાવિક પ્રક્રિયા માટે, જવાન ના હોય છે? તેને અંસંધિત દીપક કેહવામા આવે છે? ભવલોનાપ્રયોગ માં કૂતરાની સામે ખોરાક રજુ કરતા સાથે કુતરાને મોહ માં સ્વભાવિક રીતે લાલ જલે છે? આમ અનું અભી, સંધીત પ્રતિથીયા ઉભી કરવા માંટે જવાબદાર હોય, તેઓ દીપક ને, અં અંસિદ્દત કેહવાય છે? અભિ ખોરાક તે ઉભી સંદિદ્દત દીપક છે? અન સંદિત પ્રતિક્રિયા કોઈ પણ પ્રકારના જોડાણ શિક્ષણ અભી સંતાન થયા પહેલાં જોવા મળે છે? પ્રક્રિયા સિખાયેલ નથી,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

જે અન અંભ સંદીત પ્રતિકિયા કેહવામાં આવે છે? અન અર્પિત સંઘ્યા, ઉજવી દઉં અન અભી સંદિધ ઉજ્જવી સાથે રજૂ કરવાં થી અન અભી સંધિત ક્રીયા જોવા પ્રતિક્રિયા, કરાવી શકે, તેઓ દીપક ને અભિસંધિત દીપક કેહવમાં આવે છે? ભવલાઓ ના પ્રયોગો માં ખોરાક રજૂ કરતાં પહેલાં વારંવાર ભક્રીનો અવાજ રજૂ કરવામા આવતો ફ્કત કટ્રિં ના અવાજ થી,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 પ્રતિક્રિયા જે પ્રતિક્રિયા નો જોડાણ, પહેલા જ જે તે દીપક સાથે નોતું પરંતું સિક્ષણ, કે મહોરા બાદ ચોક્કસ દિપક રજૂઆત થતાં ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે એવી અભી સાંધિત પ્રતિક્રિયા, તો તે અભિ સંધિત્ પ્રતિક્રિયા, કેહવામાં આવે છે? ભવલોના પ્રયોગ માં ઘટિ નો અવાજ, શાભલતા કૂતરાના મોહ માં લાળ જળ એ પ્રતિક્રિયા અને, તેને અભિ સંધિત પ્રતિક્રિયા કેહવામાં આવે છે? તો જેમાં આગળ છે? પાણી ના પ્રતિક્રિયા ને ભણાવતું ઘટક એટલે problem, પવલોના ખોરાક યે problem છે? ભવલોનાં ખોરાક ના વિલોપન,

તેને વિલોપન કેહવામાં આવે છે? ઉધીપિક, સમાની કારણ સમાની કારણ, એક ઉધિપક કહેવામાં આવે છે? અન્ય સમજવું તેને વિલોપન કહેવામાં આવે છે? શકાતી, અભિ સંદિય વ્યથાને, સામ્ય ધરાવતા અન્ય કોઈ દ્રીપક થી, પણ અભી સંઘ્યા, પ્રકિર્યા જેવી પ્રતિક્રિયા જોવા મળે છે? તો તે દીપક સામન્ય, થતું કેહવાય છે?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

મને સાંભળવા બદલ આપનો ખુબ ખુબ આભાર મારું નામ મેથાણ હું મારી, સમાપ્ત કરી છું

tata healthcare માં આપનો સ્વાગત છે. okay okay તો એમાં તમારા પાસે છે ને instadoc છે? પછી book appointment છે જે તમે online appointment છે ને clinic ની online તમે appointment book કરી શકો છો. પછી તમે online medicine buy કરી શકો છો, તમારો test lab test કરી શકો છો online અને તમને તમને Packages પણ આવે છે, તે પણ તમે લઇ શકો છો. સારુ instadoc માં sir બધી medicine ને લગતું બધું તમને મળે છે online તમે shop કરી શકો છો તમે બધા therapist અને તમે જે બધી આવે ને બીમારી થાય બધા type ના doctors તમને મળી શકે છે. તમે આજે સવારે કરાવો તો તમારું તમને ખબર પડી જાય. તમને packages બે minute મા કહું, બે second sir જો તમે મતલબ તમે Health Checkup કરાવો પછી એના પછી તમે બીજી service ના packages બોવ બધા છે. okay જો તમે CBC Test કરાવી શકો છો, thyroid test કરાવી શકો છો, kidney નું function test કરાવી શકો છો, એવા ઘણા બધા test છે Advance sir

sir એમાં sir એમાં packages sir તમે family માટે લ્યો ને તો six four nine માં અમ તમને packages આવે છે પણ discount થઈ ને three nine nine થઈ જાય છે.

જી તમને મળી રહે સરજી. જી sir જી નજીક ના જે સારા doctor હોય શકે તે પણ તમને મળી શકે. sir બંગલોરમાં પણ તમે app મા જાસો ને તો તમને doctors ના number મળી જસે તો એમા તમે mail બેઇલ તમે બધુ કરી શકો છો. sir તમને અમારાં મતલબ બેંગલોરનું એવું હોય તમારી mail id પર તો તમે mail કરી શકો છો. packages sir જે હમણાં કીધા ને thyroid thyroid same જે same જી sir બેંગલોરના જ છે બધી સહિત એક જ છે. sir અમારો કેર એટ ધ રેટ ટાટા હેલ્થ ડોટ કોમ. sir તમે અમારાં packages લ્યો છે એમા જ અમારું payment આવી જાય છે. તમે મતલબ Google pay થી debit card થી credit card થી UPI થી કરી શકો છો.

sir એ તો sir એ તમને બે ત્રણ દિવસમાં મળી રહે. જી sir ગમે તે medicine હોય જે available હોય એ મળી રહે sir sir benefit sir discount મળે છે તમને healthcare માં sir benefits ઓછા જોવો તો સારું છે. તમને online સારા doctor મળે છે. sir બધા સારા સારા doctor હોય છે અમારા પાસે packages પણ સારા packages પણ સારા હોય છે. sir family માટે પણ packages હોય છે. sir safe ને બધુ સારું હોય છે. sir બીજી sir app માં તમને જાણવા મળી જશે sir offer play store યા app store માં મળી રેહશે. જી જી બરાબર જ હોય ને sir health broker માં એવું આવે છે કે તમારા મતલબ first માં જે health checkup થયા હોય આ app through એ પણ data આ બધો આ app માં જ તમને મળી રહે છે sir health insurance ના plan નો ભી છે sir અહિયાં નથી sir આ બીજા app માં છે.

નહીં sir એ ભી મતલબ તમે offline કરાવી શકો છો. online ભી કરાય નહીં sir અમારા app માં થાય

sir TATA owner નું નામ sir તમને TATA નું ખબર નહીં sir? રતન ટાટા અરે sir તમે એમને નહિ ઓડખતા તમે ભારતમાં જ રહો છો ને? તમે online sir book જી sir તમે book sir online તમે કરાવો તો તમને ખબર પણ પડી જાય કેટલા વાગ્યે કેટલા time એ તમારે જવાનું છે? છે ને તમે visit visit ના કરો તમને ઘરે બોલવા હોય doctor ને તો એ પણ તમે કરી શકો છો. તમને doctor નું નામ બામ direction આ બધુ આ app મા મળી રહે.

જી sir મારા તમારી વાત સાચી છે ત્યાં appoint કરી શકો છો. પેહલા મતલબ શું કેહવા માંગો છો sir? જી yes જે ઘરે check કરવા આવે ને યા અથવા તમે જવું હોય તમારા friend ને લઈ ને જવું હોય તો જઈ શકો.

એ sir તમે lab test પણ તમે online કરાવી શકો છો. sir તમને મતલબ તમારું blood group જાણવું છે તમારે મતલબ vitamin માં શું કમી છે, full body checkup છે, kidney માં stone છે sir X-ray છે sir બધુ થઈ શકે છે.

sir price sir તમને app માં જાણવા મળી જશે sir sir app માં તમે સર નીચે છે ને left કે right જૉશો ને તો તમને ત્યાં price દેખાઈ જશે sir જલ્દી જલ્દી નહીં સર આરામથી જોજો sir આતો sir sir okay okay sir તો તમારો phone કઈક ખરાબ થઈ ગયો હશે sir કેટલા વર્ષથી Phone વાપરો છો sir તમે? sir એ sir એ તો કહી દીધું ને sir sir price તમને app માં જાણવા મળી જશે ને sir તો sir તમે lab test કરાવો ને sir તો ઘણી રૂપે કરીને અમને અઢારસો રૂપિયા છે sir sir બધા જ બધા જ case ની

sir thyroid માટે તમે test કરવા જાવ તો ખાલી બે હજાર blood test માટે ખાલી પાંચસો, ખાલી પાંચસો રૂપિયા sir એ તમે full body checkup કરાવો ને sir અઢારસો રૂપિયામાં તમારા thyroid બાયરોડ બધુ આવી જાય sir એટલે sir જો તમારા health તમારા vitamin છે kidney ના stone છે sir તમે કીધું ને thyroid નું છે એ બધુ તમારું આવી જાય Vitamin D, Vitamin B twelve બધા ના test sir full body checkup માં આવી જાય. sir એ full body checkup છે ને sir તમને discount આપવામાં આવે છે આ app તરફથી

sir ના જોઈતું હોય તો sir તમે ના લઈ શકો sir sir અમે રતન ટાટા sir છે. તો સર બધુ નવીન કરવાના.

sir અમે ઝડપથી કામ કરીયે છીએ sir